આપણે જો goal હું કોઈને કેતો નથી.

બરાબર એ વાત બરાબર છે હું તને કઈશ હમણાં નહી કઉ પછી કઈશ બસ

તું મને પછી તું યાદ કરાય પછી હું તને જણાઈશ

કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી બાકી અત્યારે તો plan શું કર્યો મતલબ સોમનાથ જવાનું છે કે આપણે એ ઉજ્જૈન જવાનું હું તો જ્યાં સુધી કઉ છુ ને ત્યાં સુધી તારા પાસે budget કેટલું હોય એના પ્રમાણે કરાય અને આપણે ફરવા જવાનું છે દ્વારકા સોમનાથ જશું તો પણ મજા આવશે ઉજ્જૈન જશું તો મજા આવશે. આપણે હજુ મરવાના તો છીએ નહી જેવું budget હોય એ હિશાબે જૈયે વધારે ખર્ચો કરવો બહુ સારો ના કેવાય.

તું કે ત્યાં જતા રહીએ આપડે જો ઉજ્જૈન માં જશું તો પણ ત્રણ ચાર હાજર થઇ જશે આરામથી અને તને ના કરવા હોય તો પણ બે હજાર તો થઇ જ જશે પણ જ્યાં સુધી કઉ છું ત્યાં સુધી તો કઉ ઉજ્જૈન બી દ્વારકા સોમનાથ બી બને જગ્યાએ જઈશું

અનો ticket કશું નથી મારા ભાઈ બસ ત્રણ શો રૂપિયાની અંદર ticket છે એની આવા જવાની છ સો થહી એમ ગણને ને travel બી કરવાનું હોયને ભાઈ ત્યાનું ભાઈ ricksha નું ભાડું ત્યાં travel કરીએ એનું સમજને આપડે આઠ સો રૂપિયા આપડે hotel માં રૂમ લઈએ એ તો બધા ભાઈબંધો જોડે જઈએ એટલે પછી સસ્તું પડી જાય ભાડું આપડું

હજુ ગણા છે આપણા જેવા કોઈને કઈએ એને મન હોય અને ફરવું હોય તો આઈ સકે પછી એની મરજી આપણે બંને force ના કરાય. ભાઈ force તો નથી કરવાનો ભાઈ જેને આવાનું હોય એ આવે જેનું નથી આવાનું ના આવે. બસ force કોને કરવાનો આપણા બંને ને આપણા બંને ને જાવાનું છે બાકી

બીજા બધા ને કેવું છે ખબર છે

પછી આપવા પડે આવે તો બીજુ શું

મારું જે saving થાય એ જતું રે છે saving ની વાટ લાગી જાય છે

કેટલી બધી લોકો ને ઉધારી આપી છે એ મને લેવાની છે અત્યારે

હું તો લેવાનો જ છુ મને અત્યારે પૈસા ની જરૂર છે અત્યારે નવું ફોને લીધું છે તો એમાં બઉ પૈસા ખર્ચી ગયા છે તો બોલ આજ સાંજે raid એની ન્યા જેની ન્યા લેવાનો હોય raid પાડી દઈએ

ના આપે તો પછી બીજી વાર એને આપાય બી નહી. mobile માટે એક cover લેવાનું છે typhoon લગાવાનું છે આ માટે

હું તો શું કઉ છુ ખબર છે cover લેવાનું ને તો પછી લઇ લેવાનું સારું લેવાનું મોંઘુ લેવાનું ઢોધસો એવું નહી કે ઢોધસો સો નું લઇ આયા mobile આપણો છે સત્તર નો અણી પાસે થી ત્રણ સો નું cover લઈએ ને mobile પણ સારો રે અને cover પણ સારો દેખાય સારું તારી કોઈ પેહચાન માં છે કોઈ દુકાન દુકાન માં પેહચાન ના હોય પેહચાન બનાઈ લઈશું નહી હોય તો પણ ત્યાં થી સસ્તા માં મળી જશે cover ન્યા થી ઓર સસ્તા મળી જાય મારા ભાઈ સસ્તા જોવાનું નહી mobile પર લેવાનું સારું cover લેવાનું સસ્તું નહી જોવાનું હમ અને typhoon લગાવાનો તો પછી heavy લગાવાનો સસ્તો નહી લગાવાનો

black color માં વે છે બાકી તો મારી safety માં blue વાળું typhoon આવે છે ને એ સારું થાય છે કેમ કે આંખ માં જે જોર આવે છે screen નો જે focus હોય છે કમ લાગે છે અમુક તો blue typhoon કરતા black લઈને ભાઈ એ વધુ સારું છે HD હે blue ખાલી કેવાનું હોય છે.

night માં ના પડે લ્યા bright ને થોડું વધારવું હોય નર ત્યારે થોડું આવે છે આંખ ઉપ્પર જોર આવે છે આંખે લાલ થઇ જાય છે આંખ માંથી પાણી નીકળે છે. તો એટલો mobile જ શું કરવા ચલાવે છે. ભાઈબંધ આવે છે તો પછી ભાઈબંધ જોડે વાત કરતો હતો એક ભાઈબંધ એટલે ઘરે આવીને મળે છે

કયો course કરવાનો ચો મેં તો ટ્રિપલ સિતાર પતિ ગયું છે હજુ exam આપવાની છે exam આપ પછી telly કરવાનું ભાઈ સોચુ છું ભાઈ સુ telly કરવાનું. telly કરવાનું છે બંને જોડે જઈશું telly કરવા આપણા બધા ને બી લઇ જઈશું telly કરવા એમને પણ થોડું બઉ knowledge થશે એમનું તો શું કેવું મારા ખ્યાલ થી જે fees લાગશે ને એ છ હજાર જેટલું fees લાગશે ભાઈ ત્રણ મહિના નું મારી હિસાબ થી.

એ વાત તો છે બાકી તો triple c માં મારું કેટલું લાગી ગયું સાડા ત્રણ હજાર લાગી ગયું બાકી કાલે કાલે exam હતી કાલે exam આપવા ગયો તો જે ભાઈ મારો roll number અને password હતું e તો correct નથી હતું incorrect હતુ અડધો કલાક એમાં જ જતો રહ્યો ફિર exam

ચાર વાગે

પાંચ માં આપી દેવાનું પચાસ MCQ છે એક એક મિનીટ નું એક question છે online આપવાનું છે exam

આપી દેવાનું બાકી પછી દસ દિવસ ની અંદર certificate આવી જશે દિવસ ની અંદર certificate આવી જશે બાકી કોઈ બીજા કોઈ job ઉપ્પર જવાનું હોઉં તો certificate કામ આવશે job પર certificate ના માંગે લ્યા certificate માંગે છે ને ભાઈ computer course આપણી પાસે certificate મતલબ વધારે salary મળે છે દસ હજાર થી ઉપ્પરની salary મળે છે લગભગ બાર તેર હજાર જેટલી salary મળે છે.